અમર નુકસાન છે યાર અમારા અંતે અમારે નુકસાન છે કારણકે india પાકીસ્તાન ના શિક્ષકો છે હ આપડી ભાષા માં સમજી જાઉં તો બરાબર એવું છે પન ફાયદો ખરો ને તમારે એક bond તો જળવાય હા એ વાત સાચી મતલબ આપણ ને ખબર ણ પડતી હોય કે પુછીલઈ એ તો આપડી પાસે હમ ભણવાની બાબત ફાયદો છે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

medicalstudent તમે ખોટું થોડી બોલવાના

એવી system કે તમરા લક્ષણ કરના Practice માં practice માં તો એજ જે આપડે ને બોલાવે છે પછી થોડું ઘણું સમજા વે પછી આપડ ને પ્રશ્ન પૂછે છે પછી આતો સુ છે બઘુ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 આચ્છા આચ્છા હિન્દી માં જવાબ આપીએ તો MBBS માં ક્યાં બઘુ English માં જોઈએ કોઈ નથી ચલાવતા બઘુ English માં જોઈએ

હા medical subject છે ને હા medical લાઈન હોય તો જોઇને જ બઘુ English માં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 હા તમાર તો English જ જોઈએ તમાર તો આપડી વાત ખબર જ ના પડે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

રશિયન ખરા પન રસિયન આપણ ને ઓછુ આવડતું હોય યાર હમ તમાર કેટલા campus છે

અરે આમરે જાત જાત ભિન ભિન પ્રકાર ના campaso છે ઘડાય ઘડાય ને પ્રીય્વેન્દાનતા છે ડીન ઓફીસ છે તસ્કીન છે ઘણા ઘણા

ડીન ઓફીસ બરોબર થાકી જતા હસો યાર આ તો આપડે જોવા જઈએ તો બરોબર બરોબર ચીલા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

બરોબર બરોબર બે class એક હરે તો હોય જ ની તો મતલબ ત્રણ અને ચાર થી જ જાય છે હોવ રામથી જ

કયારેક ખલા કામ વાળા એ બંઘ કરી નાખે છે તન ખબર ની કે સુ દિવસી પડી જાય છે કીર્તીસ્તર ખબર ની પછી ટેક્સી કરી જવું પડે છે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

હમ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

નવીન તા તો કઈ ની તમારી કેવી system થઈ ગયો બસ આમાર તો શાંતિ આમર તો એમજ campus માં જાય તો વાંઘો નથી આવતો ઓહ મોટું campus હોય તો બઘા campus માં લાગીય હોય છે

અમને રખડવા મલે છે આ campus થી આ campus માં બઘા માણસો ના મળતા જઈએ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

અરે ના અમે તો તોય મજા કરી લઈએ

class માં મોડા નથી જતા મોડા થઇ જાય ને તો teacher ને ખબર છે કઈ દેવા નું ભાઈ આ ખૂણે થી પેલા ખૂણે આવવાનું એટલે વાળ ખોલાવજે તમે સમજો યાર ખબર ની સમજી જવાનું હોઉં એકદમ

મેં આવી ને અમુક teacher ને ખબર રાખવી જોઈએ આ ખૂણે થી પેલા ખૂણે જવું પડે છોકરાઓ ને વાળ તોડાવે બે કાર ભી દા

આવી teacher ને પણ ખબર છે કે એક જ campus માં તો ક્યાં થી વાર થાય અને સાહેબ ને કે હું પેલા class માં આયવો જ નતો બીજા class માં direct આયવો પણ નથી ચાલતું યાર સર આપણને કે પેલા class માં કેમ નથી આયા પાંચસો રૂપિયા લાવો એ તો ખરું રાત્રે મળો થોડું મોડું ઉઘસો થોડી વાત કરીએ તમને ખબર હોય medicalstudent કાઈ કાઈ ની સાભળતા

તમાર કેટલા કેટલા class માં છે આઠમાં semester કઈ system છે તમારે આમરે તો subject લાગેલો છે આત્યાંરે યાર ઓન college છે દરમાં છે બઘા લાગેલા છે bitec એ સારું કહેવાય એક જ subject એયુ એસ માં દિવસ ના ની યાર બે કે ત્રણચાર સિવાય જાય અઓમ તો દરમાં એવા dentist હોય biology વાળા એમાં થી બાનાયું આ આખે આખું છે એમ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 આઠમું semester છે મારા ભાઈ એક જ વર્ષ બાકી રહ્યું છે MBBS પૂરું થવા માં

તો તમાર માં ગુલુ વુલી મારવા વાળા હે કે નહિ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 હમ ખીસામાં પાંચસો રૂપિયા લઈને આવાના પકા ના ઘરે હુઈ જવાનું

અઓહ આવી બઘી system મો તો અમીર party માટે સારી

ગરીબ માણસ માટે પચાસ વાચાસ પૈસા રાખો તો કઈ કપડા નો મેલ પડે સાચી વાત યાર પચાસ રૂપિયા થી કઈ નથી થતું પચાસ રૂપિયા એક વેફર નથી આવતી chips એ નથી આવતી વેફરના કેટલા ભાવ છે ભાઈ બહુ મોઘી થઈ ગયી છે એકસો ને વીસ એક્સોપચીસ રૂપિયા વેફર હવે ભૂલી ગયા છે india થી આવે એટલે ભૂલી જવા

india માં ખાઈને આવાની જેટકી ખાવી હોય એટલી

ચાલ્યું જાય કોઈ દિવસ મજા આવે કોઈ દિવસ કંટાળો આવે ચાલ્યું જાય બઘુ તારે કેટલા છે group માં group માં કેટલા છોકરા છે આપડા group માં નવ જના છે ભાઈ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 ત્રણ છોકરીઓ છે બરોબર બરોબર

હા આમરે group વાઈજ system જ છે તમારે કેમનુ હે બસ આમાર એ રીતે જ છે group છે ચૌદ પંદર જાના નું group છે આમારું હ આઠ છોકરા છે બીજી છોકરી ઓ સરસ હા કેમાં

તાન્કા લેતા સીખવાડિયું દીઘું એ સીખવાડિયું છે પન લેવા નથી દીઘા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

માનતો હાલ આમે નથી લેવા દેતા

injection તો આપણ ને પેલા વર્ષ થી આવડે છે હા હા patient બતાવે છે કે ની patient બતાવે ને ક્યારેક ક્યારેક ક્યારેક ક્યારેક બતાવે છે એટલે કેવું બતાવે એમ dressing થતું હોય એવું કે operaion થતું હોય એવું એના patient બતાવે છે dressing room માં operation થતું હોય એવું ની operation વાળું નહિ dressing વાળું બતાવે છે dressing વાળું બતાવે છે એમ અમને પન એવું છે dressing વાળું બતાવે છે હાઉ હવે લગભગ ઠાર માં બતાવશે આ semester માં લાગતું નથી classis આટલા બઘા છે ક્યાં થી ટાઈમ મલે ના તો પન આમાર છેલ્લે છેલ્લે કઈ બોલજે ની તો થોડી આશા છે કોઈ દેખાડશ બરોબર બરોબર દેખાડ સે સારું ને યાર કઈક knowledge ખબર પડે શું આવે બઘુ હા સીનીકલ knowledge હોય પન practical knowledge ના હોય તો શું મતલબ છે સારું આ બઘુ આવિયા કરે હવે ક્યારે માળો કોઈ દિવસ માલસું ચલ મળીયે યાર નજીક તો રહીએ

સારું સારું ચાલો મળીયે સારું hellohii બસ first class

શું શું experience થયું means કે

તમે એમ કોઈ personally course કરેલો હોય એવું છે? આમ computer basic હોય કે કોઈ બીજો course હોય એવું કઈ નથી ok અહીં નોકરી આવતો તો ગાડી લઈને આવતા હશોને. licence હશે?

હા એક એક month એટેલે કે બીજા મહિનામાં મારી twenty two થઇ જશે ના febuary

છવીસ august છે સેમ બીજું કય આમ નવું હોય જે not interested ના cricket football hokey not interested game માં भीgame social media ને વધુ support કરું છું instagram છે main તો instagram જ છે. મારું ચો ચોવીસ કલાક instagram મા જ reels જોવું reels બનાઉં એવી રીતે, તમે પણ use કરતા જ હશોને instagram

બનાવી જોઈ એ ગણી સારી હોય છે, મસ્ત એક દમ fresh થઇ જવાય, હા હું બનાઉં છું. મતલબ કોઈ भीsong હોય dialogue હોય lines હોય, હા તમને share કરીશ. બીજો આમ કોઈ best friend હોય જે એકદમ આમ બચપન થી સાથે હોય

મારી life માં હજી સુધી એવું કોઈ આવ્યું નથી, પણ એક છે female છે પણ best છે એકદમ best friend જે મારા બોલ્યા વગર જ સમજી જાય છે કી હું છુ કેવા માગું છુ ના school friend નથી એ મારા થી I THINK ત્રણ બે વર્ષ નાની છે. પણ એને હું મારી life માં બઉ importance આપું છુ કારણ કે એ મારા plus point મારા minus point બધુજ સમજી જાય છે, મને બવ સારી રીતે સમજે છે.

નાં મમ્મી ને તો કેવાય જ નહી ને યાર મમ્મી તો obviously એમને જન્મ આપ્યો છે, એમને એમને જન્મ આપ્યો છે યાર તો એમને આમ જોતા જ ખબર પડી જાય એમની at least આંખો भी બંદ હોય ને એમ કાલી એમ touch કરતા જ એમને feeling feel થઇ જાય કે મારું છોકરું છે એ કઈ હાલત માં છે મતલબ એમ એ કેવી કેવી situation માં છે હા all time supporter you know બીજું કોઈ એવું family માં જે તમારે બહુ close હોય sister સાથે સારું એવું બનાવીને જ રાખવું પડે, હા ના મોટા હોય ને તો મતલબ બધું બનાવી ને રાખવું પડે નાના હોય તો વાંધો નહી આવતો, મને એવી કોઈ problem નથી કારણ કે હું એક જ છું મારે કોઈ નથી, મારે ભાઈ भी નથી, ને બેન भी નથી. હા cousin છે પણ મૂળ જે છે ને એ હું એક જ છુ મારા એમ કોઈ સાગા એમ જો blood blood blood bond એવું કોઈ નથી.

favourite food મેં food food તો મારા all time બધા જ favourite છે specially local food હો local food means કે

show off કરાવાનો શોખ નથી, જે છે જે છે આ street food માં છે કારણ કે એ લોકો भी જે street food વેચે છે એ લોકો भी પોતાનું ઘર ચલાવવા કરે છે તો આપણે five star માં જઈ ને કોઈ show off કરવાનું કઈ એ નથી, આપણને કઈ five star વાળા કઈ બે-પાંચ આપણને બે પાંચ આપી નહિ દેવાના

પંજાબી food માં best મતલબ જે dish હોય, નાન, નાન તમને પચી જાય છે નાન? ના નાન નથી ભાવતી,

કઢી નહી હો પણ ખાલી ખીચડી, ના ખાલી ખીચડી બીજા માં તમે try કર્યું તું ઘરે તમારી મમ્મી ના હોય, તમારી sister ના હોય, અને તમે try કર્યું હોય બનવાનું અને બગડી ગયું હોય. પછી તો ખાવી જ પડી હશે ને, કારણ કે એટલુ બધું waste ના કરાઈ બગડી ગયી એટલે કેવી રીતે? કે આમ બળી ગઈ કે પછી મીઠું વધારે રહી ગયું. આતો બીમાર લોકો ખાય એવી થઇ ગઇ એમ. okay કોઈ બીજો experience નવો જે હું મારી LIFE માં apply કરી શકું

experiance તો હવે બધા ને યાદ જ હોય.

હાં માર સાથે બવ બધા થયા છે. main તો police વાળા લોકો હા licence વગર ગાડી ચલાવી પકડી helmet વગર first

મારે sorry helmet પેરેલું હતું ના helmet હતું mask હતું helmet નહતું પેહરેલું પણ એ time છે ને નવું નવું lockdown ખુલ્યું હતું એટલે helmet એ નહતું એટેલ mask પહેર્યું હતું મારી જે પાછળ મારા મારી friend બેઠી હતી ને એને mask નહતું પહેર્યું કારણ કે એ ખાતી હતી waffer ખાતી હતી તો એ એ સામેવાળી મતલબ police પકડ્યું male હતો એને એને અમને પકડયા હતા તે એની જોડે બહેસ કરતી હતી, કે ભાઈ કે હું female હોઉ ન તો એની જોડે જ વાત કરું, હોય ને ગણા બધા એવા,